પછી select થઈ જાય ઇન્ટર કોલેજમાં રમવાનું આપની રીતના સિયરો રમાડે કઈ competition ના હોય ભાગ લેવાનો

હા હા

bob બઁક ઓફ બરોડા

તું વાપરે online transaction?

ના ભાઈ ના થોડીક વાર તો બે મિનિટ

તેમનો vote Bank અને આ OBC મા મોટો vote Bank કોનો હતો યાદવ નો અને યાદવ તો શુ આપશે મુસ્લિમ Sorry જૅ પેલુ હોય છે પેલુ મતલબ સમાજ્વાદી પાટી ને વોટ આપશે તો BJP ઍ આવી રન નિતી બનાવી જે સવર્ણ છે સવર્ણ્ મતલબ, જે બ્રામ્હણ છે જે રાજપુત છે Right ઍ લોકો તો આપણ ને વોટ આપે જ છે સાથે સાથે OBC માથી જો શુ કરવા મા આવશે ગેરયાદીઓ OBC ને ઍકત્રિત કરવા મા આવે ને તો આપડૅ જિતિ શકીઍ છીઍ પણ્ ઍને શુ કર્યુ ગેરયાદીઓ OBC ને ઍકત્રિત કરવાનુ ચાલુ કર્યુ. યાદવ OBCplus બ્રામ્હણ ક્ષત્રિય આ ના બધા શુ થઇ તો કે યોગી આદિત્યનાથજી છે ને બીજી વખત Election કાઢી ગયા Right બીજી વખત શુ થઇ ગયા up જેવા મોટા state ના chief minister બની ગયા આ formula તેના છે ને! હવે ઍનુ જ implication શુ છે તે બે હજાર ચોવીસ ના election મા જોવા મળવાનુ થઈ રહ્યુ છે આ બધી જે community છે આ બધી community ને શુ મળશે આ બધી community ને કોઇ benefit મળશે તો જ ઍનો vote bank આપવા આવશે કે નહી તો જ પછી આપનો vote transfer જશે ને! તો સરકારે કીધુ કે આવી બધી પ્રજાતીઓને આવી બધી પ્રજાતીઓને શુ કરીઍ help out કરીઍ જેનાથી શુ થઈ શકે આપણને બે હજાર ચોવીસના election મા મદદ મળી શકે આવો ઍમનો વિચાર થઈ શકે છે વિચાર હે ને! જે જોતા લાગી રહ્યુ છે કે અચાનક કેમ યાદ આવી ગયા right બાકી એવુ જ છે એવુ પણ નથી કહેતો તો ઍટલા માટે ઍ લોકો ઍ announce કર્યુ છે શુ કરવા વિશ્વકર્મા કૌશલ સન્માન્ હે ને જેને આપણે short મા કરીશુ .

લોખન્ડ થી પેલો ઘડો બડો બધુ બનાવી દે છે હે ને ઍ કૌશલ નુ હવે સન્માન કરીઍ છીઍ અહી આ લોકો ને શુ નહી મળ્યુ ઍમનુ જે કૌશલ છે ને ઍનુ અત્યારે વધારે વળતર નથી મળ્યુ હે ને ઍ લોકોને survive કરવુ શુ થઇ રહ્યુ છે મુશ્કેલ થઇ રહ્યુ છે. કેમ કે જેમ જેમ technology change થઇ રહી છે નવા શુ થઇ રહ્યા છે જે product introduce થઇ રહ્યા છે ઍમની જોડે શુ નહી થઇ રહ્યુ આનો જે product છે ને ઍ complete નથી થઇ રહ્યુ છે હે ને like ભઇ શુ છે કોઇઍ company છે જે શુ કરી રહી છે ફર્નિચર બનાવી રહી છે પણ શેના,

same વસ્તુ કુમ્ભાર મા ભી હે ને કે પેલા આપણે ઘરે શુ કરતા મટકુ બટકુ use કરતા હતા હવે તો કોઇ મટકુ બટકુ તો કોઇ use કરતુ જ નહી ફ્રીજ મા બોટલ નો જ use કરીઍ છીઍ બધા લોકો right તો આ બધા લોકોને તકલીફ પડી રહી છે હે ને તો ઍટલા માટે શુ કરવા મા આવશે તો હવે આ લોકોને help કરવા મા આવશે. આ લોકોને help કરવા માટે સરકાર શુ કરશે જે pm કૌશલ અથવા વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના છે હે ને આ હેઠળ શુ કરશે financial support કરશે financial support સમજો છો ને સરકારે કે ભાઇ ચલો તમને શુ કરવુ છે તમને બઢાઇ નુ કામકાજ કરો છો અને થોડી મશીન નથી તમારી પાસે ખાલી શુ છે બઢાઇ પાસે તો શુ હોય પેલુ હોય ને કે આવી છે અને શુ લેવાનુ છે તમને મીકેનાઇ મશીન લેવાનુ છે ઍમનાથી કરવાનુ શુ ઉત્પાદન કરવાનુ છે. તો વાન્ધો નહી ઍ મશીન તમે ખરીદો જીવન મા શુ કરવામા આવશે તમને ઍ મશીન ઉપર સબસીડી provide કરવામા આવશે right સાથે સાથે કુમ્ભાર છે તેમને ભી આ રીતે right તો આ રીતે તેમને financial help કરશૅ સાથે સાથે તેમને શુ આપશે training આપશે શુ કરવામા આવશે training . અને knowledge to transitionaltraditinal artificial નોલેજ નોલેજ મતલબ શુ છે like કે ભઇ અત્યારે કુમ્ભાર છે ખાલી ઘડો જ બનાવે તો નાવેચાય, મા જાઓ છો તો તમને ખબર છે રેસ્ટોરન્ટ મા માટી ના વાસણો આપે તો આપ્ણે ત્યા special જમવા જઇએ છીએ તો એવા તમે મોટા મોટા મા વાસણો બનાવે તો ઍમાથી માટી બહાર નીકળતી હોય અને ઍમા શુ હોય થોડુ robust હોય right સજાવટી કારીગરો મા શુ થઇ જાય એવા કલાકાર્, કલર છે તે શુ થઇ જાય તે માટીના વાસણો છે તે સજાવટ માટે use થઇ શકે છે right તો ઍની શુ છે ઍની demand છે અને મોન્ઘા તો ઍ બઘા શુ થાય છે ઍ બધા વેચાય છે. તેઓ કયાના છે તો ક્યા રીતે બની શકે છે કેવી રીતે આ product મા શુ કરી શકો છો value add કરી શકો છો ઍ બતાવા મા આવશે તો ઍના માટે skill training આપવા મા આવશે knowledge transfer થશે જેનાથી શુ છે કે traditional artition છે હે ને મતલબ કે જે પરમપરાગત શુ છે કારીગરો છે તેના માટે તે, ઍ નવા જમાના ની product ની demand છે ઍ product નાખ્યા પછી શુ કરી શકૅ જે પોતાના product છે ને ઍ product develop શકાય છે અને જીવન મા વધારે શુ કરી શકશે જે પોતાની આવડત છે આવક ને વધારી શકશે આર્થીક સધ્ધર થઇ શકે. આ બધા કરવા શુ લાગશે પૈસા તો લાગશે જ ભઇ જો તમને product ને modify કરવુ છે modification કરવા માટે મશીનરી છે require કરવી પડશે અને આ બધુ require કરવા માટે શુ કરશે આપણને મદદ કરશે financial support કરશે right તો આ PM વિશ્વકર્મા,

for the વિશ્વકર્મા people મતલબ બઢાઇ લુહાર આ બધા people હે ને તો જેટલા ભી આવા શુ હોય લોકો હોય તેમને શુ કરવુ જોઇઍ આ બધી જાણ્કારી આપવી જોઇઍ કે ભાઇ આપને શુ કરવુ જોઇએ તમારુ ઉત્પાદન વધારવાનુ છે. તો આ PM વિકાસ યોજના હેઠળ પછી શુ કરી શકો જે લોન છેને જીવન મા લઇ શકો છો ને સરકાર ન અલગ અલગ શુ ચાલે છે અલગ અલગ training program પણ આમા ચાલશે જેમા જોઇ શકો છો અને તમારી product ને કેવી રીતે modify કરવુ જોઇએ ઍ ભી શુ કરી શકો ઍ ભી જીવન મા શીખી શકો છો right તો PM. બહુ important છે માટે ભી અને જીવન મા માટે ભી અહીયા તો લખેલુ છે અહી આપણે કેમ લખેલ છે right તો આ રીતે આ બઇ શુ છે opportunity છે હે ને કેમ કે ભઇ શુ ને આ લોકો પાસે, કેવાય ને આમ job opportunity એટલી બધી નથી આ લોકો ભી શુ છે ભારત ની આર્થિક સામાજીક ભાગિદારી માથી શુ છે દૂર છે તો એ લોકો ભી શુ કરિ શક્શે પોતાની ભાગિદારી નોન્ધાવી શક્શે અને ભારત અર્થ્તન્ત્ર શુ થશે વધરે મજબુત થશે તો ત્યા ભી area મા કામ કરિને આપણે શુ કરી શકી એ ?

તેની ઉપર આટ્લો બધો ધ્યાન આપ્વામા આવ્યુ છે પેલા બજેટ્મા શુ હોય કે tourism ની કોઇ વાત જ ન કરે પણ હવે શુ થઇ રહ્યા છે tourism ઉપર વધારે focus કરવામા આવે છે કે ભારત શુ છે તે diverty fight country છે યાર્, છે મત્લબ ભૌગોલિક વિવિધ્તા છે ધાર્મિક વિવિધ્તાઓ છે તો અલગ અલગ જાત ના સ્થળો ભી છે અહિયા અલગ અલગ શુ છે ભૌગોલિક વિસ્તારો ભી છે.

હવે ઍનાથી ભી શુ થશે ઍનાથી ભી આપણી economy strong થશે અને india મા tourism માટે નક્કી થયુ છે ઍત્યારે બધુ કાર્ય નહી થયુ તો tourism ભી શુ છે ઍક opportunity છે જેનાથી આપ્ણે શુ કરી શકીઍ જે છે ઍને achieve કરી શકીઍ છીઍ. right india માટે શુ કરી શકીઍ છે ત્રણ્સો વર્ષ મા થયા ત્યારે ત્યા સુધી ભારત નુ tourism નુ developing કરીને ભારત નુ આર્થીક સ્થિતિ વધારે સુધારી શકીઍ છીઍ તો tourism માટે ભી આ વષે બજેટ મા શુ કરવામા આવ્યુ છે.

vision of Amritsar છે તે achieve કરી શકો છો પછી green growth હે ને green growth green growth green growth મતલબ તો સમજો છો ને વિકાસ તો કરવો છે પણ વિકાસ કેવી રીતે કરવાનો છે. જેનાથી પર્યાવરણ ને વધારે નુકશાન થાય નહી હે ને મતલબ green energy વેનર્જી ને શુ કરવાનુ છે india ને full stop કરવાનુ છે અત્યારે green energy મા કોઇ કાર્ય જ નહી થ્યુ ખાસ હે ને ખાલી green energy અને solar energy વચ્ચૅ શુ થયુ છે. થોડુ અત્યારે આપણે movement થઇ છે હે ને બાકી આમ જો શે તો છે છે right સાથે સાથે જે મળ્તુ હોય છે દરિયાના પેટાળ માથી right રોટેટ energy છે હે ને ઍના પર પણ શુ નથી કર્યુ ઍની પર work નથી કર્યુ. તો ઍ ભી ઍક opportunity છે જીવન મા work કરી શકો છો અને ઍના પર work કરશો તો but obviously છે ઍનાથી શુ થશે જે વીજળી નુ નિર્માણ થશે ઍ શુધ હશે મતલબ એનાથી પ્રદુષણ નહી થાય તો જ્ર global warming થાય છે ઍ નહી થાય જે શુ છે ઍ જીવન મા ટાર્ગેટ છે ટાર્ગેટ ને શુ કરી શકશો આપ achieve કરી શકશો હે ને તો આ ચાર સમ્ભાવના ઓ છે આ ચાર સમ્ભાવનાઓ પર કાર્ય કરવામા આવે તો શુ થઇ શકે છે vision of Amritsar successful થઇ શકે છે right તો ક્યરેક તમને easy પુછી લે ને. જેમ કે વિસ માર્ક મા easy આ રીતે મારે પુછ્વુ હોય ને તો આ બહુ કે ભઇ indian આઠ્સો કે ખાલી એટ્લુ લખિ ને પુછી લેવાનુ અને પછી india આઠ્સો મા બધા લોકો બધુ લખે કે ભઇ આવુ હોવુ જોઇએ પેલુ હોવુ જોઇયે ચાર્સો વર્ષ નુ ભારત થાય્. આપ્ણૅ શુ લખ્વુ પડે જો આ કિધુ ને કે આપ્ણે આ હે ને એની વાત આ બજેટ મા કતર્વામા આવી છે જેની પર કર્વા ઇચ્છી રહિ છે તો આ બધુ કાર્ય થશે તે india કયા હશે સો વર્ષ ઉપર એ dimension ઉપર લખ્શોને તો તેમ authentic કે ના ભઇ આને idea તો છે કે ક્યા રોડ મા ઉપર શુ ચાલી રહ્યુ છે જે india છે india ચાલિ રહ્યુ છે india નો વિકાસ કરવા ઇચ્છી રહ્યો છે તો જીવન મા right તો અત્યાર સુધી વિધાન શુ છે આપણા અમ્રુત કાળનો, વિધાન ને achieve કરવા માટે શુ છે જે સમ્ભાવના છે સમ્ભાવના ક્યા ક્યાઓ પેલા ચિત મા છે હે ને એના પછી આપડે આગળ વધિયે તો જો પેલા એક કૌશલ વિકાસ નુ છે હે ને તો કૌશલ વિકાસ મા બધી વિશ્વકર્મા જાતિઓ આવિ જાય કુંભાર શુ છે કુંભાર જિવન મા એ, વિશ્વકર્મા જાતિ છે અને શુ બનાવિ રહ્યો છે મટકુ બનાવિ રહ્યો છે શુ બનાવી રહ્યો છે મટકુ તો આવી રીતે મટકા બનાવ્તા રહીશો તો મટકા જેવા થઇ જશો ઍવુ નહી મતલબ પૈસા નહી મળે ઍટલા બધા બીજી વસ્તુ કરાવુ ઍ કરો. અને હવે શુ કરવામા આવ્શે bio વિકાસ યોજના હેઠળે કરવામા આવશે. કે ભઇ વિધાન અમ્રુત કાળ right સાથે સાથે શુ જોયુ આપ્ણે જેને પ્રાપ્ત કરવા માટેની opportunity પણ એ વિધેય નો complete કાળ જોશે પચીસ્ વર્ષ નો છે ને એ આપણે તો શુ કરવાનો છે. આપ્ણે તો એક વર્ષ નુ બજેટ બનાવવાનુ આ તો એક જ વર્ષ નુ બજેટ છે આ બજેટ મા priority શુ છે achieve કરવા માટે પચીસ વર્ષ લાગ્શે પણ તેના માટે કામ તો દર વર્ષે કર્વુ પડ્શે ક નહિ.

two thousand twenty three-twenty four ક્યા ક્યા ક્ષેત્ર પર focus કરવાના છે સાત વસ્તુ ઉપર focus કરવાના છે અને એ ને શુ કિધુ છે એ ને જે આપણે કિધુ છે સપ્તઋષિ, સપ્તઋષિ મા કઇ કઇ છે એ આપણે લખવામાં, બધા માટે શુ કર્વામા આવિ છે જે announcement announcement કરવામા આવિ છે તો એક પછી એક જોવાનુ છે કે ભાઇ inclusive development સમાવેશ વિકાસ માટે શુ કરવામા આવે છે શુ વિકાસ કાર્ય કરવામા , right છેવાડા સુધી વિકાસ પહોચાડવા માટે શુ કહેવામા આવે છે infra city ના development માટે શુ કહેવામા આવ્યુ છે હે ને unlacing the potential જે સમ્ભાવના વાળા ક્ષેત્રો હે ને તેના વિકાસ માટે શુ કહેવામા આવે છે green groth, green energy ને આ બધુ પર્યાવરણ ના સુરક્ષા નિ સાથે વિકાસ માટે શુ કહેવામા આવે છે એવો જ power મતલબ યાન લોકો છે એના ઔષધી શુ કહેવામા આવ્યો છે financial મતલબ નાણાકીય કાર્ય કરવામા આવ્યો છે.

ઍક infografics મા બતાવવા મા આવે છે આવુ બધુ તમે mains મા designing મા લખોને તો મજા આવી જાય જીવન મા શુ આવી જાય મજા આવી જાય હે ને તો સપ્તઋષિ આપણે જઇએ થઇ શકે છે mains મા questions ભી થઇ જાય કે બજેટ મા politics, બજેટ બે હજાર ત્રેવિસ ચોવીસ નુ લેખીત સપ્તઋષિ ક્ષેત્રો ની શુ કરો ચર્ચા કરો તો પછી આની ભી આપણે શુ કરવી પડશે જીવન મા ચર્ચા કરવી પડ્શે અને ઍના માટે શુ કરવામા આવે છે કઇ કઇ announcement કરવામા આવી છે ને ઍની ભી શુ કરવી પડ્શે ઍની ભી ચર્ચા કરવી પડ્શે તો હવે શુ કરીઍ? આવો જીવન મા ચર્ચા કરી લઇઍ હે ને જેમ કે સૌથી પહેલા શુ છે? development હે ને સમાવેશી વિકાસ છે તો સમાવેશી વિકાસ મા શુ કરવુ પડ્શે હે agriculture છે agriculture ને સામેલ કરવુ health sector નુ શુ થશે સમાવેશી વિકાસ મા આવશે તો agriculture માટે health માટે શુ શુ કાર્ય તમે કર્યુ છે હે ને ઍનાથી શુ થાય વિકાસ નો લાભ બધા ને થાય્. તો agriculture માટે આપણે કીધુ છે સૌથી પહેલા,

બધા સાધનો માટે નિ loan હોય સાથે સાથે જિવન મા શુ હોય જમિન ખરિદવાનિ loan હોય્ કે પછિ શુ હોય જેટલી ભી agriculture માટેની loan છે right એ બે હજાર બાવીસ મા મતલબ financial two thousand twenty-twoone eighty six lakh crore ની loan છે કેટલા કરોડ, one eighty six lakh crore આપ્વામા આવિ છે right સાથે સાથે શુ કર્વામા આવિ છે આ વર્ષે વીસ લાખ કરોડ રુપિયા ની loan આપ્વામા આવ્શે લગ્ભગ વીસ લાખ્ કરોડ રુપિયા નુ credit આપ્વામા આવ્શે કોને તો animal suspendry પશુ, અને, તો મત્સ્ય ઉધ્યોગ, ડેરી ઉધ્યોગ, અને પશુપાલન ક્ષેત્રે બજેટ બે હજાર ત્રેવીસ-ચોવીસ મા કુલ કેટ્લા લાખ કરોડ રુપિયા ની loan શુ કરવામા આવિ છે જાહેરાત કરવામા આવિ છે તો વિસ લાખ કરોડ રુપિયા, કેટલા રુપિયા ની વીસ લાખ કરોડ રુપિયા ની loan ની જાહેરાત કરવામા આવી છે આ ડેટા આપણે યાદ રાખવો છે વીસ લાખ કરોડ વાળો બીજો આમણે શુ કીધુ છે તો બધુ મસ્ત કીધુ છે કે શુ કરવામા આવશે. શુ બનાવવા મા આવશે agriculture exeleration fed બનાવવામા આવશે જેનાથી શુ થઇ શકે જેને rurel area ના start up છે ને.

થી india ના ઍક ભાઇ આવ્યા હતા મહારાષ્ટ્ર ના માલે ગાવ ના તેનુ નામ હતુ જુગાડુ કમલેશ અને પછી જુગાડુ કમલેશે શુ કરી હતી મશીન ઍવી બનાવી હતી. જેનાથી આપ શુ કરી શકો છો તેનાથી તમે શુ કરી શકો છો જે ટાકી છે ને તેને તમે ટ્રોલી પર મુકી શકો છો otherwise ખેડુત શુ કરે છે જે ટાકી છે ભરી લે છે અને બધા ના ખન્ધા ઉપર લાદી લે છે અને પછી આ રીતે, જેના કારણે ઍની આંખ મા જાય તો કેમ કે એક્દમ નજીક થી થઇ રહ્યો છે.

અને ટ્રોલી પર મુકો અને ટ્રોલી થી શુ થાય સ્પ્રૅ થાય પણ કોઇઍ મને સહયોગ ન કર્યો કોઇઍ મને funding ન કર્યા અને ઍના funding માટે હુ અહીયા આવ્યો છુ તેથી હુ આને launch કરી શકુ તો પછી સારા ટેન્ક વાળા શુ ના કરે. કોઇ આપત તો પણ પછી વાળો પિયુષ છે ને ઍ આપ્યો ઍને પણ બીજા બધા શુ કેતાતા કે ભઇ આનુ શુ નથી commercialization અત્યારે નથી તો જે નો વસ્તુનુ commercialization નથી અમારે investment નથી કરી શકતા પેલુ પેલુ પેલુ. મતલબ agriculture ને શુ નથી કરતા જલ્દી લોકો support નથી કરતા ઍને start up ને હે ને આ લોકોને ઍક પ્રકાર્નુ start up છે ને તો જેઓ કોઇ support નહી કરતુ તો શુ છે government છે હવે હે ને આવા જો તમે શુ કરશો કરો છો. કરો છો મતલબ છેડ ખાની કરો છો વસ્તુ જોડે ઍવુ જુગાર બનાવે છો ઍવા જુગાર શુ થઇ શકે છે બહુ successfully ભી થઇ શકે છે. તેને large સ્વરુપે produce કરવુ પડ્શે કે નહી. માટે પણ લાગશે ઍ બધુ કયાથી provide થશે ઍ બધુ ક્યાથી provide થશે agriculture જેનાથી શુ થાય ખેતીક્ષેત્ર ને લગતા જે start up છે ઍ start up નો વિકાસ થાય વધારે મા વધારે જે engineer છે તે લોકો ભી શુ કરે છે start up છે ઍને શરુ કરવાનો પ્રયાસ્,

agriculture sector માટે કોઈ કરવા ઈચ્છતો નથી કેમકે funding માટે શું છે? બહુ problem છે. પણ problem દૂર થશે તો આ બહુ મને મસ્ત લાગ્યું. agriculture accelerator fund તો આપ try કરો.

તો વિચારવા લાગે છે લોકો છે ને હવે pesticide નો ડ્રોનથી છટકાવ કરો. પણ ડ્રોન એકલા પર તમે કેટલી બધી સબસીડી આપો. પાંચ પાંચ લાખ રૂપિયા ના ડ્રોન આવે છે. ડ્રોન તો થોડા મોંઘા હોય કે નહીં? હમણાં પીએમ કિસાન ડ્રોન તો એ નાનો ખેડૂત purchase ન કરી શકે. આવું ટ્રોલી વાલી purchase કરી શકે. ખેડૂતના લેવલ ઉપર વિચારવું પડે. એને ડ્રોન વન out of the box થોડું થઈ જાય છે તો ધીમે ધીમે રિયાલિટી ચેક મળશે ભારત સરકારને ભારત સરકાર જે વિચારી રહી છે. right? એ વિચાર છે એવા જ વિચાર આવશે આપણે વિચારીશું. તો વિચારીશું તો આપણે સારું કરી શકીએ છીએ. પણ એના માટે support નથી તો હવે support ઉભો કરી દીધો છે. આ બી બહુ important છે. ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કયા કાર્યો કરવામાં આવ્યા છે? કે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને આવક બમણી કરવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? એવું question જો mains માં થાય ને તો એબી ચૂકે છે પહેલા ફરીથી બીજો થાય. તો આ બધી agriculture announcement છે ને સીધું સીધું ત્યાં નાખી દેજો. એટલે બહુ જ જોરદાર answer થઈ જશે. કે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસ માં આ શરૂ કરવામાં આવ્યા છે. જે યોજનાઓ આપણી પહેલાથી ચાલી રહી છે એ તો આપણે use કરીશું જ. એના સાથે સાથે શું કરીશું? સાથે સાથે આને બી જીવનમાં use કરીશું. શું કરીશું? આને પણ જીવનમાં use કરીશું. right તો that is તો આ agriculture excited fund good thing જે આપણે શું? આપણે ખ્યાલ હોવું જોઈએ. પછી additional storage capacity for farm produce farm. પ્રોડ્યુસ મતલબ જે આપણી ખેતકીય પેદાશો છે પાક છે તેને સંગ્રહ કરવા માટે શું કરવામાં આવશે? ભંડારા ગૃહ છે storage house એને બનાવવામાં આવશે. right? એ તો છે જ ભારત સરકારે શું કરી રહી છે? આ કાર્યવાહી કરશે. અને જે એક સૌથી મોટી જાહેરાત કરી એ આ કરી શ્રી અન્ન. કહેવામાં આવ્યો છે. ખાસ કરીને બાજરી બાજરો મતલબ મીલેટ્સ છે. મોટા ન જો છે એને કહેવામાં આવે છે શ્રી અન્ન કેમ કે આજે મોટા અનાજ છે ને મોટા અનાજ માં શું હોય છે? fibers બહુ વધારે હોય છે. right તો એની પોષક તત્વોની ક્ષમતા શું હોય છે? બહુ વધારે હોય છે.

છે ને જે ઘઉં છે ડાંગર છે એના કરતાં વધારે શું હોય છે પૌષ્ટિક હોય છે. તો હવે મોટા અનાજો શું કરી રહ્યા છે? લોકોની, આ બધા જીવનમાં મોટા અનાજો છે. ક્યારેક ગામડામાં જજો કુટકી વૂડકી શું હોય છે? તમને ખબર પડશે. બજેટમાં પણ આ બધાનું નામ લખ્યું છે. speech માં એમણે ઉલ્લેખ ભી કર્યો છે. કે આ બધી જે વસ્તુઓ છે ને આ બધી વસ્તુઓ ના production ને આપણે શું કરવાનું છે? વધારવાનું છે. એની ખેતી શું કરે જે ખેડૂતો છે. એ ખેડૂત કરે એના માટે પ્રોત્સાહન આપવાનું છે. અને સાથે સાથે લોકો શું કરે? લોકો આને બનાવે વધારે એના માટે બી લોકોને શું કરવાનું છે? જાગૃત કરવાનું છે. તો ભારતને શું કરવામાં આવ્યું છે? જે ભારત છે એ ભારતના આગ્રહથી, બે હજાર ત્રેવીસમાં UN દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા international year of millets હેને જાહેર કરવામાં આવ્યો છે. international year of millets કોને? right કયા વર્ષને જાહેર કરવામાં આવ્યો છે? બે હજાર ત્રેવીસને જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી શું થાય? લોકો એના વિશે જાગૃત થાય. એની સાથે સાથે ભારત સરકાર શું કરશે? millets નું શું થાય ઉદ્યોગ વધારે થાય. એના માટે પ્રયાસ કરી રહી છે. હે ને એમણે millets શું કીધું છે ને શ્રી અન્ન કીધું છે. અને આ millets ના ઉત્પાદન કરવા માટે શું કરવામાં આવે? ખેડૂતો છે ખેડૂતોને નાણાકીય સહાય કરવામાં આવશે. સાથે સાથે millets નું ઉત્પાદન શું થઈ શકે? સારામાં સારી રીતે થઈ શકે ઓછા એવી એમાં વધારે શું થાય? મિનિટ્સનું ઉત્પાદન થાય મોટા અનાજોનું ઉત્પન્ન થાય. એના માટે જે research રિસર્ચ કરવું જોઈએ. right એ કરી શકાય. અને સાથે સાથે શું થાય? આ ટેકનોલોજી છે ટેકનોલોજી નો પ્રચાર થાય. એના માટે શું કરવામાં આવે છે? જે હૈદરાબાદમાં આપણું indian institute of milet research છે તેને center of excellence,

center of excellence કયા સંસ્થાનની જાહેર કરવામાં આવેલ છે? રાષ્ટ્રીય.

અનુસંધાન.

center of. excellence તરીકે જાહેર કરવામાં આવે છે. that is good, great ત્રણ યુનિવર્સિટી excellence તરીકે જાહેર થઈ ત્યાં યુએનમાં ગુજરાતમાં મેન્સમાં આવી ગયો હતો. હવે આ મેન્સમાં નહિ આવી જાય હા પણ શું થશે? હા એવું જ થશે કેમ એવું જ થશે? આ use થશે. આપણા content માં જો question આવું આવી ગયું. કે ભારત સરકાર દ્વારા millets ના ઉપયોગીતાને વધારવા મોટા અનાજના ઉપયોગિતાને વધારવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? એ આપને બતાવવું પડશે હે ને એ national institute national institute of millets research હે ના કે national institute for research millets right એની જરૂરિયાતો લખીને જ આપશે.

સાથે સાથે મોટા અનાજ ને શું કીધું છે આપણે? શ્રી અન્નને કીધું છે. શું કીધું છે? શ્રી અન્ન. અને એના ઉપયોગ માટે લોકોને જાગૃત કરવા માટે શું કરવાનું છે? પ્રયાસો કરવામાં આવશે. ખેડૂતોને એના ઉત્પાદન માટે શું કરવામાં આવશે? ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે સાથે આના ખરીદ માટે શું કરવાનું છે? સરકાર છે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. રાઈટ તો તેનાથી શું થાય જ્યાં millets છે millets ની જે use છે use વધે. સાથે સાથે શું કરવામાં આવે છે? UN દ્વારા international year of millets બે હાજર ત્રેવીસને જાહેર કરવામાં આવેલું છે. તો આ millets ને થોડું ધ્યાન રાખજો. શ્રી અન્નને ધ્યાન રાખજો. હે ને કે બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસ. નીચેનામાંથી કઈ વસ્તુને શ્રી અન્ન કહેવામાં આવે છે? option a ઘઉં ડાંગર એના option d તરીકે મોટા અનાજ મોટા અનાજને શું કહેવાનું છે? શ્રી અન્ન કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? શ્રી અન્ન કહેવામાં આવ્યું છે. એટલા માટે આ સ્ત્રી અને શ્રી અન્નને શું કરી રહ્યા છે આપણે? પ્રોત્સાહિત કરી રહ્યા છે. કેમકે ભારત શું છે? ભારત મોટા અનાજનો ઉત્પાદનમાં બાજરીના ઉત્પાદનમાં ભારત શું છે? પ્રથમ નંબર ઉપર છે. first number ઉપર છીએ આપણે. અને વિશ્વમાં મોટા આનાજો export માં શું છે? આપણે વિશ્વમાં મોટા અનાજમાં આપણે, second number ઉપર છીએ. તો global help બની શકે ને india millets માટે. એવી શું છે? એવી india potential છે. મોટા આનાજૂનું ઉત્પાદન એટલું બધું થાય છે. એટલા માટે આપણે શું કરી રહ્યા છીએ? એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને ઉપયોગીતા બી શું છે? ઉપયોગીતા બી એટલી વધારે છે. હે ને. એમાં પોષક તત્વોની માત્રા વધારે છે. એ આપજો ખાસો ને તો જાડા નહીં થવું. કેમ કે શું નથી હોતું? fat content એમાં નથી હોતું. શું નથી હોતું? fat content નથી હોતું એમાં.

ક્લીન પ્રોગ્રામ ને શું કરવામાં આવે છે? શરૂ કરવામાં આવ્યો છે. સમજો છો ને આપ? શાકભાજીનું ઉત્પાદન એમ.

પાક થશે. right એમાં શું હશે? પોષક તત્વોની જે માત્રા છે એ વધારે હશે. અને એમાં શું નહીં કરવું પડે? જે ફર્ટિલાઇઝર છે. એનો use વધારે નહીં કરવો પડે. organic fertilizer છે એ શું થઈ જશે? એનું ઉત્પાદન છે ને ઉત્પાદન થઈ શકશે. તો but obvious છે. કે આપ chemical fertilizer use નહીં કરશો. તો એમ બી એની ઉપયોગીતા વધી જશે. એના સાથે સાથે શું છે? સાથે સાથે જીવનમાં એ વધારે પોષક તત્વો વાળો છે. right તો એના માટે હે ને મતલબ organic farming ની એક રીતે શું કરવા માટે સપોર્ટ કરવા માટે. અને પોષક તત્વોની માત્રા એમાં વધારવા માટે આત્મનિર્ભર ભારત horticulture clean plant program શું કરવામાં આવે છે? સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. તો એને બી શું કરવું જોઈએ? આપણે યાદ રાખવું જોઈએ. કે ખેડૂતોની આવક બમણી કરવા માટે આ એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આત્મ નિર્ભર ભારત horticulture clean plant program જેમાં શાકભાજીવાળા શું આવી છે? જીવનમાં આવી જશે. અને એમને શું મળશે? એમને બી જીવનમાં benefit મળશે. right એના પછી જો આપણે આગળ જઈએ તો. agriculture છે. agriculture છે માં પહેલો ખાસ બાબતો નથી ખબર એ બાબતો ભી કવર થઈ ગઈ એટલા માટે આપણે શું કરીએ છીએ? એટલા માટે આપણે આ ઈમેજ લઈ લીધી છે. કે ભાઈ કે પીએમ મત્સ્ય સંપદા યોજના છે. એને જેમ કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ છે ને એને ચાલુ કર્યું છે. તો આપણે શું કરવાનું છે? આપણે માછીમારોની આવક બમણી કરવાની છે. માછીમારોની આવક બમણી કરવા માટે સરકારે દ્વારા કઈ યોજના ચાલુ કરવામાં આવી છે? તો માછીમારોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા પીએમ મત્સ્ય યોજના ચલાવવામાં આવી છે. જે આઈસ્ક્રીમ ની કુલ્ફી વાળો હોય છે. આપણે વેચતો તો જે પહેલા સાયકલ ઉપર પાછળ ડબ્બો લઈને આવતો હતો. તેવું એક બોક્સ આપવામાં આવે છે. સાયકલ આપવામાં આવે છે. જેમાં તમે માછલીઓ રાખીને શું કરી શકો છો? વેચી શકો છો ગામડાઓમાં. એ પીએમ મત્સ્ય યોજના હેઠળ જ મળતી હોય છે. right સાથે સાથે શું છે? કે fish માટેનું જેટલું બી એનું development શું થાય છે? પીએમ મત્સ્ય સંપ્દા યોજના હેઠળ થાય છે. તો પીએમ મત્સ્ય યોજના પીએમ મત્સ્ય યોજનાની sub scheme તરીકે એક બીજી scheme ચલાવવામાં આવશે. જેના માટે છ કરોડ છ હજાર કરોડ રૂપિયાનું શું કર્યું છે? ફંડિંગ સરકારે કર્યું છે. અને sub scheme શું કરવામાં આવશે? launch કરવામાં આવશે. એનું નામ જાહેર નથી કર્યું. પણ sub scheme છે મતલબ જે માછીમારો છે. માછીમારોને help થાય તો એના માટે શું કરવામાં આવશે? છ હજાર કરોડ રૂપિયાની એક નવી sub scheme પીએમ મત્સ્ય સંપદા યોજના શું કરવામાં આવશે? જાહેર કરવામાં આવશે. right એની સાથે સાથે digital public infrastructure નું set up એને digital public infrastructure set up કરવામાં આવશે. digital public infrastructure set up મતલબ એવું હે ને infrastructure મતલબ એવા applications બનાવવામાં આવશે. હે ને એવી website develop કરવામાં આવશે. જેનાથી તમે શું કરી શકો? તેનાથી તમે જીવનમાં જે ખેતી છે. ખેતી વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. જો ભાઈ આપણે બાજરી ની ખેતી કરવી હોય. તો કયું ખાતર નાખી શકો. હેને કેટલી સીંચાઈ કરવી જોઈએ? એની બધી માહિતી આપણને શું મળી જશે? online મળી જશે. right ધા જે problem છે. pesticide ના અને કહ્યું શેમાં use થાય છે? right સાથે સાથે શું છે? કયા કયા સિઝનમાં કયો પાક થાય છે? right કયા પાકને શું છે? ત્યારે કિંમત વધારે તેની વિશે અત્યારે પાકમાં રોગો કયા વધારે ફેલાય છે. તેના વિશે એના માટે શું કરવામાં આવે છે? કઈ દવાઓને launch કરવામાં આવે છે? right

right એવા એવા સેન્ટર શું કરવામાં? સેન્ટર ઊભું કરવામાં આવશે. એવા સેન્ટર ઉપર જઈને શું કરી શકાય? કે જે ખેડૂત છે એ ખેડૂત માહિતી લઈ શકે છે. તો એગ્રીકલ્ચર માટે સરકાર શું કરે છે? કે જ્યાં ડિજિટલ એને develop કરવાનો પ્રયાસ કરી રહી છે. કેમકે હવે રેલ્વે છે તો રેલવેમાં ટિકિટ બુક કરવા માટે ત્યાં તમે ટિકિટ કાઉન્ટર પર જવું પડે છે. online જ કરી શકો છો તમે, કરી શકો છો તમે application બી છે. અને તમે website બી છે. એવી રીતે શું છે? એવી રીતે કિસાનો માટે બી શું કરવામાં આવશે? તો સરકાર દ્વારા જે digitalization છે તે કરવામાં આવશે. એમાં તમારે જે બધી agriculture activities છે અને agriculture information છે. એ શું કરી શકાય છે? કે digital group માં છે રૂપમાં છે એ ડિજિટલ રૂપમાં કરી શકાય છે. information લઈ શકાય છે. application બી કરી શકાય છે. correct તો આ બધું શું કર્યું છે? તો આ બધું સરકારી agriculture sector માટે કર્યું છે. agriculture sector ની સાથે સાથે સમાજના વિકાસ માટે છે. health છે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્યનું શું મળવું જોઈએ? તો સુવિધા છે બધા લોકોને મળવી જોઈએ. એને તો આ સુવિધાઓનો લાભ બધા લોકોને થાય તે માટે સરકારે શું કર્યું છે? જે health એમાં વધારો કર્યો છે. અને બે પોઈન્ટ એક ટકા જેટલી GDP નો શું થઈ રહ્યો છે? બધા લોકોને છે. GDP ના બે પોઈન્ટ એક ટકા જેટલો ખર્ચ શું કર્યો છે? સ્વાસ્થ્ય યોજનાઓ છે સ્વાસ્થ્ય ના જે કાર્ય છે. સરકાર શું કરવા ઈચ્છી રહી છે? સિકલ સેલ એનિમિયા હેને નો નાબૂદીકરણ સિકલ સેલ એનિમિયા નાબુદીકરણ કરવાનો ઈચ્છી રહી છે. અને એના માટે સરકારે શું કર્યું છે? સિકલ સેલ એનિમિયા animation એને ને launch કર્યો છે. અને આ મિશન હેઠળ સરકારની આવી સુજ આવી ઈચ્છા આવી છે કે આવી મનસા છે કે two thousand fourty seven સુધી two thousand floury seven આ ખાસ યાદ રાખજો. prelime માટે two thousand fourty seven સુધી શું થઈ જશે ને સીકલ સેલ એનેમિયા, સીકલ સેલ એનેમિયા એ ભારતમાંથી નાબૂદ થઈ જશે. ઘણા બધા લોકો સીકલ સેલ એનેમિયા અને એનિમિયા એક જ સમજતા હશે. એક પોષક તત્વોની ઉણપને કારણે થતો રોગ છે. એને એનેમિયા ક્યારે થાય એનેમિયા ક્યારે થાય છે જ્યારે vitamin b twelve ની ઉણપથી આયર્નની ઉણપ હોય ત્યારે એનીમિયા થાય છે. સિકલ સેલ એનેમિયા છે ને એ વારસાગત રોગ છે.

હવે તમે તમે કહેશો કે સર વારસાગત જો વારસાગત રોગ છે. તો જેને થશે વારસામાં તેને તો મળશે તો સરકાર એને aluminate કઈ રીતે કરશે. તો જે બહુ simple છે. આ વારસાગત રોગો છે રાઈટ તેનાથી હવે શું આવી ગયું છે. treatment આવી ગઈ છે. જેમ bone marrow transplant છે, તેની પદ્ધતિ શું છે? genetic mutation પદ્ધતિથી કરી શકાય છે અને સાથે સાથે આ વારસાગત રીતે જ right અને ઓછો થાય ને એના માટે શું કરી શકાય છે? કરી શકાય છે. બી કરી શકાય છે. મતલબ જનજાગૃતિ કરી શકાય છે. મતલબ કેવું હોય છે? કે સીકલ સેલ એનિમિયા જેમ મેં તમને કીધુ ને કે પુછાય છે ને સિકલ સેલ એનેમિયા કેવ રોગ છે? તો વારસાગત રોગ છે. આ તમે સાયન્સમાં ભણતા જ હશો. વધારે આપણી જતા નથી કે જેની અંદર શું હોય છે? આપણે જે RBC હોય છે. ને ગોળ હોય છે ને ટીકડી ના આકારની આમાં શું થાય છે? ઘોડાના નાળ,

જેમાં RBC ના આકારમાં શું થાય છે? તો કે RBC ના આકારમાં પરિવર્તન થઈ જતું હોય છે. આ એક વાર સ્વાગત રોગ છે આ એક વારસાગત રોગ છે. અને આ વારસાગત રોગ થતો અટકાવી શકાય છે. એની information શું હોય? પહેલાથી હોય કે આપણે સિકલસેલ એનિમિયા ના કેરિયર છીએ. કેરિયર એટલે સમજો છો ને આ, તમે actual માં શું નથી હોય. સિકલ સેલ અને મિયા હશે નહીં પણ તમે મતલબ તમારા બાળકને આપી શકો છો. કેવી રીતે આપી શકો છો? જેમ કે આપણને ખબર છે કે આપણી પાસે શું છે તેવીસ જોડ ક્રોમોઝોમ છે કે નહીં આવે તેવીસ જોડ ક્રોમોઝોમ છે તો,

જોડમાં છે તો એક ક્રોમોઝોમ બે ક્રોમોઝોમ આમાં જે જનીનો આવેલા છે હવે સિકલ સેલ અનેમિયાના જનીન કેવા હોય છે? હોય છે સમજો સિકલ સર અને મિયાનો જે કારક જનીન છે આ ક્રોમોઝોન ઉપર છે.

મહારાષ્ટ્ર જેને આનંદ યાત્રી તરીકે ઓળખે છે તેવા પુરુષોત્તમ દેશ કાંડ એ મરાઠી સાહિત્ય ની સર્વમુક્તિ પ્રતિભા ગણાય છે તેમના જીવન કાળ માં કુલ દસ કથા રૂપ બની રહી હતી સાહિત્ય કાર નાટ્યકાર તે કથા માં વ્યક્તિ ચિત્ર બનેલી છે ઓગણીસો પાસઠ સરકાર તરફ થી મહારાષ્ટ્ર group એના થી મળી તે એને એંધયન્તિક society આપી. મરાઠી સાહિત્ય બાલ્ય કારણ ના અનુભૂત થયા છે ગનબાનો એ કય તાજો નીકળેલો રોગ નથી. એટલું ખરું કે આધુનિક technology બાદ આજ થી સો વર્ષ પેલા પ્રશ્ન અનુવાદી ને લગભગ એ જ જોવા મળે છે સૌ ની આસપાસ પશુ પંખી ઓ નો લેખકે કાળજી સાથે કરિયું છે તે બતાવે છે કે નાનું બાળક ગીત સંગીત નાટક કેવી બાળક ની સર્મુતિ ચિરંજી હોય છે સાથે સાથે હોય છે બાળક ની કેવી સ્વછતાથી વિશાલ બને છે આ નમૂનો રજુ કરે છે. પરિણામે

અદભુત એવી પ્રસિદ્ધ કરે છે મૂળ લખાણ ગુજરાતી માં જ લખાવ્યું હોય તેવા સુંદર અનુવાદ તરુણ જાડેજા ની સવાદિત સીધી જુમે છે જો નિશાળ નોહોય તો બધા ના બાળકો ના ગયા હોત તો બધા ના બાળકો ના card ગયા હોત સિક ફરજીયાત અને સિકા મરજિયાત હોવું જોયે એવો અર્થ કરાય નહિ. એની વાણી હતી પણ મીઠું પાણી કોણ રેડે ઝાડ પર કઈ રીતે ત્યાર થઈ આપડે ગીતો ગાતા રાએ તો સુ થઈ આવું આવું શિક્ષણ આપવાનું છોડી ને બીજા જ ભણવામાં આવે છે રોજ પાર્થના કરવા છતાં ભણવા ગણિત માં આપતા પણ એટલો ક્રૂર કેમ થઈ જવાબ મને નિશાળ માં ક્યારે મળિયો નથી એટલું વળી ઠીક હતું કે મારા